જેમોલ એપ્લીકેશનમાં મેઝરમેન્ટ્સ એન્ડ લેબલિંગ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું કાર્બોક્સિલિક એસિડ અને નાઇટ્રોઆલ્કાને નાં મોડેલો બનાવવા
મોડેલમાં અણુઓને ચિન્હ અને ક્રમાંકો સાથે લેબલ કરવા
બોન્ડ લેંગ્થ્સ બોન્ડ એન્ગલ્સ અને ડાયહેડ્રલ એન્ગલ્સ માપવા
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે જેમોલ એપ્લીકેશનમાં મોલેક્યુલર મોડેલો કઈ રીતે બનાવવા અને એડિટ કરવા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
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1204 જમોલ આવૃત્તિ 1222 જાવા આવૃત્તિ 7 કાર્બોક્સિલ જૂથની રચના કેવી રીતે કરવી તે પરનાં પગલાં મારફતે ચાલો આ એનીમેશન વાપરીને જઈએ
ઉદાહરણ તરીકે આપણે ઇથેનોઇક એસિડ નું મોડેલ બનાવીશું જેને સામાન્ય રીતે એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે
આપણે એથને નાં મોડેલથી શરૂઆત કરીશું
આપણને એકાદ મિથાઇલ જૂથને કાર્બોક્સિલ જૂથમાં રૂપાંતરિત કરવું પડશે
હાઇડ્રોક્સી જૂથ સાથે સમાન જોડાયેલા કાર્બન અણુમાં બે હાઇડ્રોજન્સ સબસ્ટીટ્યુટ કરો
ઓક્સિજન અને કાર્બન માના જોડાયેલા કોઈ એક હાઇડ્રોજન્સ ને રદ્દ કરો
carbon ઓક્સિજન બોન્ડને બમણા બોન્ડમાં પરિવર્તિત કરો
મિથાઇલ જૂથ કાર્બોક્સિલ જૂથમાં પરિવર્તિત થાય છે
અવલોકન કરો એથને એ ઇથેનોઇક એસિડ માં પરિવર્તિત થાય છે
આપણે ઉપર આપેલા પગલાઓ અનુસરીશું અને જેમોલ એપ્લીકેશનમાં ઇથેનોઇક એસિડ નું મોડેલ બનાવીશું
જેમોલ પેનલ પર આ એથને નું મોડેલ છે
ચાલો મિથાઇલ જૂથને કાર્બોક્સિલ જૂથમાં પરિવર્તિત કરીએ
મોડેલકીટ મેનુમાંથી ઓક્સિજન પસંદ કરો
સમાન કાર્બન અણુથી જોડાયેલ હાઇડ્રોજન્સ પર ક્લિક કરો
હવે મોડેલકીટ મેનુમાં આવેલ ડિલીટ એટોમ વિકલ્પ આગળ ચેક કરો
ઓક્સિજન થી જોડાયેલ હાઇડ્રોજન રદ્દ કરો
અને સાથે જ કાર્બન થી જોડાયેલ હાઇડ્રોજન ને પણ રદ્દ કરો
ત્યારબાદ ચાલો આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બમણું બોન્ડ પરિચય કરાવીએ
તો મોડેલકીટ મેનુમાં ડબલ વિકલ્પ ચેક કરો
અને કાર્બન અને ઓક્સિજન ને જોડતા બોન્ડ પર કરો
સ્ક્રીન પર આપણી પાસે એસિટિક એસિડ નું મોડેલ છે
રચના ઓપ્ટીમાઈઝ કરવા માટે એનર્જી મીનીમાઈઝેશન કરો
નાઇટ્રો જૂથ બનાવવા માટે આપણે સમાન નીતિ અનુસરીશું
એથને નાં મોડેલ સાથે અહીં જેમોલ પેનલ છે
હવે ચાલો આ પરમાણુને nitro એથને માં પરિવર્તિત કરીએ
મોડેલકીટ મેનુ પર ક્લિક કરો અને નાઇટ્રોજન આગળ ચેક કરો
ઈથેન પરમાણુમાં હાઈડ્રોજન અણુ પર ક્લિક કરો
નાઇટ્રોજન અણુ ભૂરા ગોળા તરીકે રજુ થાય છે
આગળ આપણે હાઇડ્રોક્સી જૂથ સાથે નાઇટ્રોજન ને જોડાણ કરતા બે હાઇડ્રોજન્સ સબસ્ટીટ્યુટ કરીશું
મોડેલકીટ મેનુ પર ક્લિક કરો અને ઓક્સિજન આગળ ચેક કરો
ત્યારબાદ હાઇડ્રોજન્સ અટેચ્ડ ટીઓ થે નાઇટ્રોજન પર ક્લિક કરો
ઓક્સિજન અણુઓ સાથે જોડાયેલા હાઇડ્રોજન્સ રદ્દ કરો
મોડેલકીટ મેનુ ખોલો અને ડિલીટ એટોમ આગળ ચેક કરો
ઓક્સિજન અણુઓથી જોડાયેલ હાઇડ્રોજન પર ક્લિક કરો
હવે આપણે નાઇટ્રોજન અને ઓક્સિજન અણુ વચ્ચે બમણું બોન્ડ પરિચય કરીશું
મોડેલકીટ મેનુમાં ડબલ વિકલ્પ ચેક કરો
નાઇટ્રોજન અને ઓક્સિજન અણુને જોડતા બોન્ડ પર ક્લિક કરો
પેનલ પર આ નાઇટ્રોઇથેન નું મોડેલ છે
એસાઈનમેંટ તરીકે 1 બ્યુટાનોઇક એસિડ અને ઇથાઇલેસિટેટ નાં મોડેલો બનાવો
એનર્જી મીનીમાઈઝેશન કરીને રચનાને ઓપ્ટીમાઈઝ કરો અને ઈમેજને સંગ્રહો
તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ
ચાલો જેમોલ પેનલ પર પાછા જઈએ
સ્ક્રીન પર આ 1 બ્યુટાનોઇક એસિડ નું મોડેલ છે
ચાલો મોડેલમાં એટમ્સ ને લેબલ કરતા શીખીએ
આપણે આવું એલિમેન્ટ ને સંદર્ભિત ચિન્હો વડે અને ક્રમાંકો વડે કરીએ છીએ
ડિસ્પ્લે મેનુ ખોલો અને સ્ક્રોલ ડાઉન મેનુમાંથી લાબેલ પસંદ કરો
તમામ અણુઓને સંદર્ભિત એલિમેન્ટ ચિન્હ વડે લેબલ કરવા માટે સિમ્બોલ વિકલ્પ પસંદ કરો
નામે વિકલ્પ ચિન્હ અને ક્રમાંક આમ બંને આપશે
નંબર વિકલ્પ ફક્ત અણુઓનાં ક્રમાંક આપશે
નોને વિકલ્પ વાપરીને આપણે મોડેલમાંથી લેબલો રદ્દ કરી શકીએ છીએ
ઉપરનાં તમામ મોડીફીકેશનો કરવા માટે આપણે પોપ અપ મેનુ પણ વાપરી શકીએ છીએ
પોપ અપ મેનુ ખોલવા માટે પેનલ પર જમણું ક્લિક કરો અને વિવિધ વિકલ્પો ચેક કરો
પરમાણુમાં કોઈપણ બે અણુઓ વચ્ચેનું અંતર ટૂલ્સ મેનુ વાપરીને માપી શકાય છે
માપવાનું ચાલુ કરીએ એ પહેલા મોડેલકીટ મેનુ ખોલો અને મિનિમાઇઝ પર ક્લિક કરો
એનર્જી મીનીમાઈઝેશન હવે થઇ ગયું છે અને મોડેલ સૌથી સ્થિર બંધબેસતાપણામાં છે
હવે ટૂલ્સ મેનુ પર ક્લિક કરો ડિસ્ટન્સ યુનિટ્સ પસંદ કરો
જરૂર પ્રમાણે સબ મેનુમાંથી વિકલ્પો પસંદ કરો
ઉદાહરણ તરીકે હું એંગસ્ટ્રોમ પસંદ કરીશ
જેથી બોન્ડ લંબાઈ જે હું માપું છું તે એંગસ્ટ્રોમ એકમમાં રહેશે
રોટેટ મોલેક્યુલ આઇકોન પર ક્લિક કરો
અને કર્સરને પેનલ પર લઇ આવો
હું અણુ 9 અને 4 વચ્ચેનું અંતર માપીશ
સૌ પ્રથમ શરૂઆતનાં અણુ પર બમણું ક્લિક કરો જે કે અણુ ક્રમાંક 9 છે
માપને નક્કી કરવા માટે અંતનાં અણુ પર બમણું ક્લિક કરો જે કે અણુ ક્રમાંક 4 છે
બોન્ડ લંબાઈ હવે સ્ક્રીન પર દેખાય છે
ચાલો બોન્ડ લેંગ્થ્સ નાં વધુ કેટલાક માપો લઈએ
ચાલો કાર્બન અને ઓક્સિજન નાં બમણા બોન્ડ વચ્ચેની bond લેંગ્થ માપીએ
તો અણુ 5 પર બમણું ક્લિક કરો અને કર્સર અણુ ક્રમાંક 7 પર લાવીને તેના પર બમણું ક્લિક કરો
એજ પ્રમાણે ચાલો કાર્બન અને ઓક્સિજન નાં એકલ બોન્ડ વચ્ચેનું અંતર માપીએ
તો અણુ 5 પર બમણું ક્લિક કરો અને અણુ 6 પર કર્સર લાવીને તેના પર બમણું ક્લિક કરો
તમામ બોન્ડ લંબાઈઓ પેનલ પર દ્રશ્યમાન થઇ ગયી છે તે આપણે જોઈ શકીએ છીએ
આપણે મોડેલમાં bond એન્ગલ્સ અને ડાયહેડ્રલ એન્ગલ્સ પણ માપી શકીએ છીએ
ઉદાહરણ તરીકે આપણે અણુ 9 4 અને 1 વચ્ચેનું બોન્ડ એન્ગલ માપીશું
અણુ ક્રમાંક 9 પર બમણું ક્લિક કરો અને ત્યારબાદ અણુ 4 પર ક્લિક કરો
ખૂણાનું માપ નક્કી કરવા માટે અણુ ક્રમાંક 1 પર બમણું ક્લિક કરો
આપણે જોઈ શકીએ છીએ કે bond એન્ગલ સ્ક્રીન પર દ્રશ્યમાન થયું છે
ચાલો બીજું એક bond એન્ગલ માપીએ માનો કે અણુ 1 5 અને 6 વચ્ચે
અણુ 1 પર બમણું ક્લિક કરો અણુ 5 પર ક્લિક કરો અને છેલ્લે અણુ ક્રમાંક 6 પર બમણું ક્લિક કરો
ટોર્શનલ અથવા ડાયહેડ્રલ એન્ગલ નું માપ લેવામાં 4 અણુઓનો સમાવેશ થાય છે
તો આપણે પસંદ કરીશું અણુ 8 41 અને 2
ડાયહેડ્રલ એન્ગલ નું માપ લેવા માટે સૌ પ્રથમ અણુ ક્રમાંક 8 પર બમણું ક્લિક કરો
અણુ ક્રમાંક 4 પર ક્લિક કરો અને ત્યારબાદ અણુ ક્રમાંક 1 પર ક્લિક કરો
છેલ્લે ડાયહેડ્રલ એન્ગલ નું માપ નક્કી કરવા માટે અણુ ક્રમાંક 2 પર બમણું ક્લિક કરો
આપણે જોઈ શકીએ છીએ કે ડાયહેડ્રલ એન્ગલ નું માપ સ્ક્રીન પર દ્રશ્યમાન થયું છે
કરેલ તમામ માપોની વેલ્યુઓ કોષ્ઠક રૂપમાં જોઈ શકાય છે
ટૂલ બારમાં આવેલ ક્લિક એટોમ ટીઓ મેઝર ડિસ્ટન્સ આઇકોન પર ક્લિક કરો
પેનલ પર મેઝરમેન્ટ્સ ડાયલોગ બોક્સ ખુલે છે
તેમાં હજુ સુધી કરેલા તમામ માપોની યાદી છે
આપણે હવે ઈમેજ સંગ્રહીને એપ્લીકેશનથી બહાર નીકળી શકીએ છીએ
ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા કાર્બોક્સિલિક એસિડ અને નાઇટ્રોઆલ્કાને નાં મોડેલો બનાવવાનું
મોડેલમાં અણુઓને એલિમેન્ટ નાં ચિન્હ અને ક્રમાંક વડે લેબલ કરવાનું
બોન્ડ લેંગ્થ્સ બોન્ડ એન્ગલ્સ અને ડાયહેડ્રલ એન્ગલ્સ માપવાનું
એસાઈનમેંટ માટે એકલ બમણા અને ત્રમણા બોન્ડો સાથે પરમાણુંઓનાં મોડેલો બનાવો
કાર્બન અણુઓ વચ્ચેની બોન્ડ લંબાઈ માપો
અને તેમની તુલના કરો
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
httpspoken tutorialorgWhat is a Spoken Tutorial
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવાબદ્દલ આભાર